આ એક સર્કલ નો હાઈવે ના સર્કલ નો ફોટો છે જ્યાં સર્કલ ની અ જ્યાંથી લોકો--

તંબુ ટાઈપ ના શોકેસ મારેલા છે ત્યાં અલગ અલગ વ્યક્તિઓ ત્યાં જમવાનુ જમી રહ્યા છે મિટિંગ થઇ રહી હોઇ એવુ લાગે છે ત્યાં--

ક્રીમ રોલ એન્ડ એકસોટ ફૂડ નું કોઈ ફોટો છે ત્યાં અલ્ટીમેટ ફર્સ્ટ એકસો નવ્વાણુંની ઓફર લાગેલી છે બાજુમાં કોલ્ડ્રિંક્સ

અહ બધાની સેલ્ફી લઈ રહ્યો છે પાછળ અહ એક બાળક અને બાળકી ઊભા છે.

ફોટો જો દેખાય રહ્યો છે ને ત્યાં ઘણા બધા ખેલાડીઓ પોતપોતાના વોમ અપ કરી રહ્યા છે ત્યાં પાછળ--

આ એક બેંક ઓફ ઇન્ડિયા ની શાખાનો ફોટો છે કુડાસન શાખા હોય તેવુ લખા લખી રહ્યુ છે બેંક ઑફ ઈન્ડિયા ઇન્ડિયા ની આગળ--

આ કોઈ નાઇટ બાર કે રેસ્ટોરન્ટ છે જે હાઇવે ની જસ્ટ બાજુમાજ છે.

અં માણસો બેહે ટેબલ ખુરશી પર બેસીને વાર્તાલાપ કરી રહ્યા છે ત્યાં એક માણસ ફોન પર વાત પણ કરી રહ્યો છે.

આ એક બાપા સીતારામ કાઠીયાવાડી હોટલ નો ફોટો છે હોટલ ની બારથી ફોટો આ લીધેલો છે ગાડી પાર્ક કરેલી છે હોટેલ ની બાર ખાટલામાં માણસો અ જમવાનું--

ત્યાં પાન મસાલાની દુકાન છે બાજુમાં ચાઈની ચાની દુકાન પણ છે.

એક ગેટ પણ બનાવેલો છે દુકાન ની અંદર લાઈટ --

દુકાન માલિક પૈસા ગણી રહેલો છે બાજુમાં અ સફરજન છે સફરજનની બાજુમાં અ કેળા--

અને એ_સી પણ દેખાય રહ્યું છે અને લાઈટ બળતી--

જ્યાં એક પોલીસ માં નીચે ગુજરાતનું બોર્ડ માર્યુ છે ગુજરાત પોલીસ નું બોર્ડ છે પાછળ પોલીસ નો ઉમ--